પર semiconductor ઉત્પાદનમાં ભારત અને America હાથ મિલાવે તો કમસેકમ ભારત માટે એક નવા યુગ ની શરૂઆત થાય છે તેમાં શંકા નથી semiconductor industries ભારતના અર્થતંત્રમાં પ્રાચીન ભારતનું નગર આયોજન. પ્રાચીન ભારતના સમય થી નગર આયોજન માં નિપુણતા ધરાવે છે. પૂરાતત્વીય ઉત્ખનન કરતા આવા ઘણા નગર મળ્યા છે. આ નગર ના ત્રણ મુખ્ય વિભાગો પડે છે. શાસક અધિકારીઓ નો ગઢ, અન્ય અધિકારીઓ નો આવશો, ઉપલું નગર, સામાજિક નગર નો આવશ ધરાવતા નીચલું નગર શાસક અધિકારીઓ ને ગઢ જે ઉંચાઈ ઉપર બાંધવા માં આવ્યો છે. પણ રક્ષણાત્મક દિવાલ થી સુરક્ષિત છે. અહીંથી બેથી પાંચ ઓરડા વાળા મકાન મળી આવ્યાં છે. નીચલા નગર ના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટો ના બનાવેલા છે. કૃતિ ની પ્રજાએ સંસ્થા ના સંસ્થાપક ના ક્ષેત્રે તે સમય ની બધી સંસ્કૃતિઓ કરતાં સુંદર અને વ્યવસ્થિત એવા કેટલાક નગર. એ પૈકી હડપ્પા અને મોહેં જો દડો નામના નગરનો મહત્વના તા. મોહેં જો દડો સ્પેંસર જોન માર્શલ ને કર્નલ મેકે ના માર્ગદર્શન નીચે રખડાત બેનર્જી અને. રમસની ભારતીય પુરાતત્વ સિંધમાં લારા જિલ્લા બાબો જો દડો ખાતે વિશાલ ભી નગર સભ્યતા અવશેષો મળી આવ્યા. ટેક્નો એવો થાય છે નગર. મૌજો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ મકાન પુર અને ભેજ થી બચાવવા ઊંચી પીઠિકા ઉપર બાંધવા માં આવતા શ્રીમંત મકાન બે માળ અને પાંચ કે સાત સામાન્ય વર્ગના લોકો ના મકાનો એક માર્ગ અને બે કે ત્રણ સમગ્ર નગરની ફરતે દીવાલ ની રચના કરવામાં આવી હતી. મકાન ના દરવાજા. અહીં દરેક મકાન માં કોઠાર અસરો ને સુધારગૃહ ના અવશેષો મળ્યા છે. માટે બારી બારા ની વ્યવસ્થા. નગર ના સ્વચ્છતા નું વિશેષ લક્ષણો આવેલા રસ્તાઓ વહી મોટેભાગે નો પન ચો તેર મીટર રસ્તા. આટકોટ મળતા ને એકથી વધુ વાહન પસાર થાય એટલા પોહળા હતા. રસ્તા ની બાજુ માં રાત્રી પ્રકાશ માટે નું અનુમાન છે. નગરના સીધા ભોળા રાજમાર્ગ ન હતા. નઈ લેતા સીધા જતા તા. હા હા, પ્રાચીન સમયની ગણાય છે. બે મુખ્ય રાજમાર્ગ હતા. એક મારું પર થી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો માર્ગ મધ્ય માં કાટખૂણે જહેધતા હતા. આ નગર રચના અને વિશેષ લક્ષણ ગટર યોજના આવી ગટર યોજના સમ કાલીન સભ્યતાઓ માં ભૂમધ્ય સમુદ્ર ના ગીત ના ટાપુ સિવાય કે જોવા મળતી નથી. ગંદા પાણી ના નિકાલ માટે ગટર બનાવવા માં આવી હતી.

કાર્ય ક્ષમ વ્યવસ્થા શે અને તેથી કહી શકાય કે તેઓ સ્વચ્છતા તેમજ આરોગ્ય. જાહેર સ્નાના ગર અહી થી વિશાળ સ્નાના ગર મળી આવ્યો છે. સ્નાન કોડ માં સ્વચ્છ પાણી દાખલ. કરવા માટે ની ગટર વ્યવસ્થા બનાવી. જાહેર મકાનો મોહેં જો દડો માંથી

કર્નલ મેકે ના વડપણ નીચે. ઓગણીસ એકવીસ માં દયારામ સાહ ની પંજાબ માં મોટે ગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ભારતીય સભ્યતા ના અતિ પ્રાચીન અવશેષો ની શોધ કરી હિમાચલ પ્રદેશ માં રોયલ ઉપર ઉત્તર પ્રદેશ ના મેરઠ જિલ્લામાં અલમ ગીર પુર, રાજસ્થાન , ગુજરાત. થલ, કચ્છ મા . ને સૌરાષ્ટ્ર માં ધીમી પાસે રંગપુર ગોંડલ પાસે, શ્રીનાથ ગઢ, મોરબી પાસે, કુન તા. સોમનાથ વગેરે સિંધુ ને સિંધુ ખીણ ની સભ્યતા પ્રત્યક્ષ. થી લગભગ એકસો ચાલીસ કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણ ના ખડીર બેટ ના ધોળાવીરા ગામ થી બે કિમી. દૂર આવેલો અને સમ કાલીન મોટો વ્યવસ્થિત અને પ્રાચીનગરમાં મળી આવ્યો છે. ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગે પણ આટલી માં ને સરસ. એ પછી archeological surve of india ના અધિકારીઓએ શંશોધન છે. માર્ગધર્ષણ હેટળ વિશેસ ઉઠખલાં થયું ધોળાવીરા ના કિલાં, મહેલ, તેમજ મુખય દીવાલો ને તેના વિષયને કિલ્લેબંધી ની મજબૂત સુરક્ષા વ્યવસ્થા. પથર ને ઈંટો માંથી બનેલું છે. અહીં થી પીવા નું પાણી શુધ્ધ નવી વ્યવસ્થા કરવામાં આવી હતી. વ્યવસ્થા જે આધુનિક યુગમાં પણ આપણે કરી શક્યા નથી. પાણી ના શુદ્ધિકરણ માટે આ વ્યવસ્થા અધભૂત હતી લોથલ લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા માં આવેલ છે. થોડા તાલુકા માં ભોગાવો સાબરમતી એમ્બે ડેડ નદીઓ ના વચ્ચે ના વિસ્તારમાં આવેલું છે. ખંભાત ના અખાત થી અઢાર કિલોમીટર દૂર છે તેમાંથી માનવ. . નગર ના પૂર્વ છેડે નીચાણ વાળા ભાગ માં. ભરતી સમય એ માટે મોટો ધક્કો. વખારો દુકાનો આયાત નિકાસ પૂર્વગ્રહ દર્શાવે છે. લોથલ તે સમય એ ભારત સમૃદ્ધ બૅંડર હશે ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત છે. લોકો ગુજરાત ને જ નહીં પરંતુ ભારતના ઇતિહાસ પર ગૌરવ બક્ષે છે. મૌર્ય. સ્કૂપ એટલે ભગવાન બુધ્ધ ના દેહ સો એક માત્ર મુકી તેના પર મારત બનાવે તેને સૂપ કરેં છે. અશોક ના સમય ના પાંચ સ્તુપો જાણીતા છે.

ઉપરાંત ચૈતન્ય વિહાર મઠો બનાવ્યા છે. સમ્રાટ અશોક ના સમય બૌદ્ધ ધર્મની અને શિલ્પ સ્થાપત્ય યોગ સ્થાપત્ય ક્ષેત્રે બૌદ્ધ ગુફા વિહાર ભેટ આપેલ છે મૌર્ય યુગમાં રચાયેલ સાથે નાસ્તો મધ્ય પ્રદેશ માં આવેલ છે. સચિન ના સ્વાસ્થ્ય ને બનાવેલો તો હાલ ના સ્તૂપ સ્તૂપ કરતા કડ મરડો અથવા બૌદ્ધ સ્થાપત્ય. બેન મૂન છે. એસ્ટ્રો પ્લે કરો સબ લોકો એક સીટ માંથી બનાવાયા સમ્રાટ અશોક ધર્મ એક કોતરા સમ લોકો શિલ્પ કલા ઉત્તમ નમૂ નો છે. એક જ પથ્થર માંથી કોતરીને ઘસી ઘસી ને છકડા ચળકાટ આપવામાં આવતો હતો. અંબાલા મેરઠ, અલ્હાબાદ, બિહાર, નંદનગઢ, સાચી, કાશી, પટના ને ભૂતગયા . ઉભા કરવામાં આવેલા છે. સારનાથ ના સ્તૂપ ભારતની પ્રાચીન કલા નું બેન મૂન છે. આસામ ની ટોચ પર પરસ્પર અટકી ને ઉભેલા ચાર સિંહો ને આ કૃતિ સાર નાથ ભગવાન બુધ્ધ ના ઉપદેશ નું સ્થાન હોવા થી સિંહોની નીચે ચારે બાજુ ધર્મચક્ર અંકિત કર્યા છે. ને ચક્ર ધર્મ ન વિજય બતાવ તી રહે છે ઉપરાંત હાથી ઘોડા કે ભાડધ ની શિલ્પ કૃતિઓ છે. પ્રદર્શિત ભારતના રાષ્ટ્રધ્વજ ના ચક્ર ને સ્થાન આપવામાં આવ્યું છે. ને ચાર જના કૃતિ ને ભારતના રાષ્ટ્રપતિ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. દુનિયા ને સર્વોત્તમ શિલ્પ કૃતિઓ પેકીની ઉત્તમ નમૂ નો છે. સમ્રાટ અશોક ના શિલાલેખ માં ધર્મના તેઓએ કોતરા શિલાલેખો અગત્ય ના છે. પાષાણ, શિલ્પ વગેરે સ્થાપત્ય કલા ના ઉત્તમ નમૂનાઓ ની પ્રતીતિ કરાવે છે. લાકડાઓ ને પથ્થર ની વાડ બનાવી દરવાજા પર સુંદર. ધોરણ રહ્યા છે જે ધર્મના આચરણ ઉપર ભાર મુકે છે. આ શિલાલેખો પેશાવર દેહરા, મુંબઈ અને ચેન્નઈ થી મળી હતી. જુના જુનાગઢ માં ગીરનાર પર્વત તરફ જતા રસ્તા પ્રકાર ના શિલાલેખ ઉપરાંત. ગુજરાત ના પાલીતાણા શેત્રુંજય પર્વત પર જૈન મંદિર અમદાવાદ ના હઠી સિંહ જૈન દેરાસર સઘળી માહિતી આપવા શિલાલેખો, સંસ્કૃત અને ગુજરાતી ભાષા માં કોતરા મુખ્ય છે. દક્ષિણ ભારતની વિવિધ શૈલી ભારતની કૃષ્ણને ગોદાવરી નદી ની આસપાસ ના વિસ્તાર સાત વાહન વંશના રાજાઓ ના સમય દરમિયાન બૌદ્ધ સ્તૂપો બાંધાવ્યા હતા આજ તક ગોરા ઘાટ વાળા. નાગાર્જુન સ્તુપ ને અમરાવતી ને સ્તુપસર્વ શ્રેષ્ઠ નમુનો છે. ચોલા રાજાઓ શૈલી ની સ્થાપત્ય કલા ને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી ગુપ્ત કાલ ની કળા ભૂત યુગ માં શિલ્પકારો, નુર્ત્ય, સંગીતકારો નો ઘણો વિકાસ થયો હતો. ગુજરાતમાં પન hello નાના બાર તો હવે plan તો છે હવે જસુ થોડા સમય માં જયારે પૈસા ભેગા થઈ જાય ત્યારે હમ દુબઇ પેલા તો અહીંયા અ india માં જ ફરવું છે. શુ? હા અત્યારે તો college ચાલુ. ના પપ્પા જોડે નથી જતો. અત્યારે તો જાતે જ એટલે જાતે friend જોડે જવાની ઈચ્છા છે. મમ્મી house wife બીજો એક ભાઈ છે એ નાનો છે હજુ અગિયારમામ છે હવે. હા ગુજરાત માં હજુ નથી ગયો. એટલે દ્વારકા ને એમ main main જગ્યા બાકી છે હજુ એટલે કચ્છ બાજુ ગયા તા એક પ્રવાસ માં જેસલ પછી પોઈચા બાજુ ગયા છો તમે? પોઈચા પછી કચ્છ. કઈ? હા કઈ કઈ છે? બસ ફરવા જ ખાલી એટલે કોઈ દિવસ camping કરિયું camping જંગલ બાજુ? એમાં મજા આવે નઈ પણ કેમ્પિંગ કરવાની મનાલી side. હમ હા હા. family જોડે જવાય એવું છે.

મજા આવે આમ તો પછી બીજું કોઈ you tuber હોય favourite. ખાલી song કેમ ગમ ના? ખાલી ગમ ના જ song.

હમ બીજું કઈ પછી પેલું કયું હેરાફેરી જોયું છે? મજા આવે નઈ પણ. મજા આવે કોઈ horror picture જોયું છે?

કંચના two મજા આવે નઈ, પણ comedy હા મજા આવે

સાર્ક સાર્ક હા.

મજા આવે કઈ ખબર ના પડે થોડી થોડી પડે પણ મજા આવે. હા હિન્દી માં આવે છે. હમ

હા હવે તો પણ south ના એવા જ picture સારા બને આપડા ઓલા બોલિવૂડ ના તો નથી બનતા હમ south ના જ picture જોવની મજા આવે. KGF two છે પછી અત્યારે નવું આવ્યું ને કાંતારા. અત્યરે બી મસ્ત જ આવે છે ને હવે KGF three આવશે.

two તો આવી ગયું ને three આવશે હવે. બાહુબલી three એનું ખબર નથી મને આવશે કે નઈ. પઠાણ હમ એ ખ્યાલ નથી ક્યારે release થવાનું છે? હજુ વાર છે? અત્યરે પેલું થઈ ગયું ને અવતાર two ને બીજું કૈક બીજું પણ કોઈ picture release થયું છે.

હમ મેં પણ નથી જોયું જોવા જવાનો plan છે પણ exam પછી. એટલે story જ છે હા story જ છે ખાલી પાણી માં પેલા રે છે એ લોકો ની story છે આ બધી મસ્ત picture જોવા જેવું છે story મસ્ત છે એટલે story જ છે. હા અવતાર જૂનું પણ મસ્ત છે અવતાર two પણ મસ્ત છે એવું લાગે છે.

હા અમુક હા એ અમુક અમુક જોયા છે. મેં પેલા ના જોયા છે. યસ મલ્હાર ઠક્કર ને એમ ના. હા એ જોવાની મજા આવે પછી પેલા જોતા પેલા વિક્રમ ઠાકોર ના એમ ના આ પણ જોવની મજા આવતી હા નરેશ ક્નુડીયા એ વખત મજા આવતી નઈ.

કપિલ શર્મા? હા એ હું અમુક વાર જોવું છું પણ short short video.

બીજું બીજું ક્યુ picture જોયું છે? interesting મસ્ત તમને ગમતું હોય હમ આ ભેળીયા આવ્યું એ જોઈ લીધું? ભેળીયા બી આવ્યું છે નવું. હમ ભેળીયા નવું આવ્યું છે અત્યાર ચાલી રહ્યું છે ભેળીયા. અત્યરે જ આવ્યું અવતાર two અને ભેળીયા એક સાથે જ આવ્યું છે હમ એક અવતાર two અને ભેળીયા ભેળીયા માં વરુણ છે વરૃણ છે લગભગ તો વરૃણ જ છે બીજું હવે હેરાફેરી three આવવાનું છે

બીજું કયું favourite હીરો કયો છે? સલમાન ખાન? ક્યુ picture favourite એમ નું? બધાજ હા મજા આવે નઈ જુના picture અત્યરે. સાચી વાત છે. એ પણ મજા આવે એમ જોવની. એ picture મેં નઈ જોયું પણ.

ક્યાં picture માં picture જેવો?

હા એ તો જોવની મજા આવે કિક હા કિક ની story મસ્ત છે. પણ જોવાની મજા તો south ના picture આવે. એમ મજા આવે story સાંભળવાની નઈ હા નાગાર્જુન પછી પેલો બીજું કોણ છે એનો છોકરો છે કે? હા NTR છે પછી પ્રભાસ બાહુબલી વાળો હમ અત્યરે તો પેલું ચાલે છે ને? અહીંયા મહોત્સવ સ્વામિનારાયણ મહોત્સવ ક્યાં આગળ છે હા અત્યારે

એ ખબર નઈ અત્યરે સાત છ કે સાત દાડા સુધી છે અહીંયા કોઈ અહીંયા કોઈ swimming pool નથી નઈ છે? અત્યરે તો બન્દ હશે ને પણ ઉનાળા માં ખુલે ને એટલે એની ticket કેટલી છે આશરે પંદરસો બે હજાર નો એટલે મોટો swimming મોટો છે કે પછી નાનો છે?

હા મહેસાણા અહીં થી દૂર પડી જાય પણ મહેસાણા વાળો મોટો છે નઈ પણ. એ મજા આવે બીજું કોઈ picture કોઈ horror picture જોયું હોય. love story માં જ અને કૈક ખાવામાં? બધું? આમ નવું નવું unique unique try કરિયું છે? unique અત્યરે ક્યુ? કોઈ assignment વેસાઈન્મેન્ટ લખવાનું આવે?

તો માંગતા નથી college માં? college માં નથી માંગતા અમારે તો એક એક year એક એક હોય છે લગભગ એક sem માં એક ત્યારે એક જમા કરાવી દીધું હવે હવે આવશે.

અમારે તો લખવું પડે છે પાસ થવા માટે થોડું તો લખવું પડશે ને એ એવું કે છે પાસ થવું હોય તો assignment આપી દેજે.

પાસ તો થઈ જવાશે હવે passing marks તો આવી જશે ગમે તેમ કરીને એટલું જ જોઈએ ખાલી પાસ થવાય એટલું. હમ college કરતા school પરીક્ષા મસ્ત છે અત્યરે તો ભણાવતા બી મસ્ત કઈ હિમાલીયા મોલ ગયા છો હિમાલીયા મોલ?

horror છે એટલે આલ્ફા પેલું આલ્ફા one mall માં હા હા horror

તો અહીંયા બીજું કોઈ અમ ફરવાનું વસ્તુ નઈ અહીં ગાંધી આશ્રમ ક્યાં ? નજીક માં છે ફરી આવ્યા છો? ત્યાં પણ ટિકિટ હશે ને? કેટલી?

કાંકરિયા, ત્યાં કેટલી ટિકિટ છે?

rides તો ત્યાં આગળ જ છે ને મજા આવે પણ રવિવારે તો ભીડ તો હોય ને.

હા અમાં અને mini કાંકરિયા બી છે ને અહીંયા ક્યાંક ક્યાં છે નરોડા side. એ બાજુ છે ખરું mini કાંકરિયા ખ્યાલ નથી હશે ક્યાંક હા rides માં બેસવાની મજા આવે adventure વાળું હોય ને.

એ બાજુ આયો એ બાજુ પણ કલેશ્વરી જે છે ને મજા આવે ફરવાની જૂની જગ્યા છે historical place ભીમ ના પગલાં નામ છે. હમ ભીમ ના પગલાં ને પછી હિડમ્બા ના પગલાં એવું બધું છે આમ ફરવા જવાની મજા આવે. પછી ત્યાં થી વડોદરા પોઇચા side. પોઇચા તો હજુ હું પણ નથી ગયો પણ મસ્ત જગ્યા છે.

પછી કડા ડેમ ને પછી મજા આવે ફરવાની એમ એ side ફરું છું આ side બહુ નથી ફરિયો બોલો બીજું આપને અત્યારે કોઈ નવી bike લેવાની કે નઈ? બધા સાધન હા તો કોઈ foreign વાળી આહ રોયલ્સ રોયલ્સ કે બીજું કઈ foreign વાળી મજા આવે.

અત્યાર ઓછું કરી દીધું હમ

બીજે ક્યાં કોઈ કમ્પ્યુટર gaming કમ્પ્યુટર gaming માં રસ છે? હમ હમ એમાં રસ નથી. એટલે ખાલી આપડે મોબાઈલ માં simple gaming અને પછી bike ride નો? sports bike ગમે ને? છોડાવી દો એવી એકાદી છોડાવી દો.

બધી sports મજા આવે નઈ કેટલી high speed કેટલી છે? તમારે કયો ધંધો ખોલવાનો છે હવે

હમ અડધું સપનું પૂરું કરી દીધું. ક્યુ ક્યુ સપનું પૂરું કરી દીધું?

હમ બીજે કઈ ઉજ્જૈન જય ને આવ્યા? ઉજ્જૈન નઈ ગયા? ઉજ્જૈન નઈ જતો એટલે મનાલી જ જવનો હતો અત્યરે તો ઠંડી ના હોય? હમ હા એમ હવે બે મહિના પછી જ નઈ હજુ વાર. મનાલી હવે આવતા વર્ષે. હમ ફરવા ની મજા આવે બીજું tracking ને એમ કરવાની friends જોડે મજા આવે ખાલી. હમ

હમ મજા તો આવે અમુક વાર friends જોડે જઈએ તો સાયન્સ સિટી ફરવની. બીજું તો કોઈ જગ્યા ખરી અહમદાબાદ માં ફરવની?

હમ હમ પછી લાલદરવાજા નઈ. લાલદરવાજા ઘણી ભીડ હોય નઈ અત્યારે તો રોજ્જે.

CID હમ આવતું હતું ને હાં પછી મની હાઈસ્ટ ની series જોઈ સેટ CID સુ મજા આવતી નઈ પણ એ વખતે જોવાની પછી એ વખત CID અને મિકી માઉસ